જન્મનાર અનુજ સરોજ પંકજ સીટીજ પંકજ એટલે પાંખ માં જન્મનાર જા એટલે જાણનારી ગિરિજા શેલજા હીમજ તનૂજા ડ ઉપર થી દેનારી દુખાધ સુખાધ નિરાધ વરાધ ડ એટલે મતલબ કે દુઃખ સુખ દેનાર અથવા તો દેનારી એના અર્થ માં સુખદ એટલે કે સુખદ ગતના સુખ દેનારી ગતના દુઃખદ ગતના દુઃખ દેનારી ગતના એવી રીતે થશે આવીરીતે ગણી વાર સબધ વાપરુ હોયને આપડે દા એટલે દેનાર કીર્તિદા યશોધ મોક્ષદ અભયદા એટલે અભય દેનાર પાછળ ના સબધ આજે સંસ્કૃત માં એના અર્થ આ થાય છે ણ એના આધારે આ બધા સમાસો કૈક આપડે ભયના કુંબકરચે કુમ્ભ કારની એટલે કુંબકર પછી ગ્રંથ ગ્રંથકાર એટલે જે ગ્રંથ છે એની જાણવણી રાખે છે એને આપણે ગ્રંથ આકાર કેટ હોય કૃષિકાર કૃષિનો કરનાર ખેતી કરનાર ટુક માં કહે છે ગોપાલ ને મહિપાલને હૃદ્યપાલને આ બહામા પણ એ પાળનાર સબંધ છે પાલ એટલે કે પાડનાર ને તોહ એટલા સમાસો તમારે જોવાના છે એમાં થી ગણી વાર બે ત્રણ પ્રશ્ન પૂછ્યા છે અને કંઠસ્થા ને હવે જો તમે એક વાર એટલી વસ્તુ કરીને ગયા હોય ટાટમસ્ત મંચસ્ત મંચ પર આવી રીતે કૈક અથવા તોહ મંચ પર રહેનાર પણ એમાં સુ છે પાંચાળ નો કૈક અલગ અર્થ

અણુધર કહેક્ટર વંચાર હાર એટલે હારનાર મનોહર તોહ પાછળના અક્ષર થી કૈક અર્થ ધરાવે છે ધર કર ધારા કાર્ટ ચાર હાર આ બધાય ના કંઈક મીનિંગ છે એક ઉધારણ છે એતમારે સાહેબ કે આ બધિક કરવાનું હા પુષ્ટક નું જે પુષ્ટક પુષ્ટક એ આયપુ જે તમે એકવાર નજર કરી લીઓ તો તમારે ઉપ પાઢ સમાસ પરિવર્તે પ્રકાશન અલગ બીજા પુષ્ટકોમાં ગોખ વાણીર જરૂર નહિ પડે એમાં એવું નહિ જરૂર પડે એનું અર્થ આમ થાય તેમ થાય પછી ક્યાં કરવાની જરૂર છે આ એક પુષ્ટક એકવાર કરી લેજો આયા સમાસ આયપ છે તમારે ઓઢાકવાના પિતા પ્રેમ કયો સામાએ છે પિતા પ્રેમ તોહ પિતા નો પ્રેમ અવિદ રીતે કરી શકાશે આ સાહેબ કરી શખ્સે તો એ થયી જાય સત્પુરુષ

ત્યાં તો વિચાર વૈભવ વિચાર વૈભવ થી સમૃદ્ધ મતલબ કે વિચાર થી વૈભવ વિચાર એના બેઉ મોટા છે એટલે વિચાર વૈભવ કીધો સબધ ને આખે આખું વાક્ય વાંચો તાયી ખ્યાલ આવશે જો હું કોઈ બીજા દેશમાં જામનમિયો હોટ તોપણ તોપણ ભારતવિષય આવુજ કહેત કે ભારત નો વિચાર વૈભવ ખરે ખર આ ડીવીટીય છે એટલે વિચાર રૂપી વૈભવ મોટો છે એમ કેહવાનું એમ એને કર્મ ધારી કેહવાય કારણકે આપણે રૂપી છે સરખું છે સારિકો છે એમાં સુ કરતા તા અહીંયા ચેને કર્મ ધારિયા વિશેષણ વિશેષણ નો સબંધ અથવા તો કૈક એમાં એકરૂપતા હોય કર્મ ધારિયા મુક્ત તા જે અહીંયા મૂકી દીધા આપડે વિનાશકારી પણ તો જો કર પાછળ લાયગું એવું લાગે આપડે એર્ને ઉપ પાઢ કેટ હાર્ટ પીતામ્બર પીળુ વસ્ત્ર એટલે કર્મ ધારીએ તોહ આવી રીતે કૈક હતું ને પાઠ્ય પુષ્ટક માં કૈક અલગ રીતે પણ ઘણી જગ્યા એ આ કવિ ઓ એ અલંકાર સમાસ ના ઉપયોગ હવે આપણે જે Example જોવા માગીએ છીએ તે આપણે પેહલા જોઈએ હવે આજે આપણે છત્રીસ નંબર નું Example જોવા માંગીએ છીએ હવે એ કોવીડ માટેનું છે Update અને Delete તો ftl સર્વરની અંદર આપણે કઈ રીતે શકીયે અને એ પણ ભીડવયથી તે આપણે જોવા માંગીએ છે. તો પેલા આપણે એનું આખું Working જોઈએ અને ત્યાર પછી આપણે એને બનાયે તો હવે તમે અહીંયા જોસો તો આખું પેજ ફરીથી અહીંયા તમને જોવા મળશે જેની અંદર FTL ની સર્વરની અંદર ગ્રીલ વ્યુવ થી આપણે બધો data છે એને જોઈએ પણ છે અને Edit પણ કરવું છે. અને Incubate પણ કરવું છે. અને એની સાથે આપણે Eject control પણ વાપરેલા છે. તો અહીંયા તમને જોવા મળે છે બધો data આપણને દેખાય છે અને અહીંયા એકે નીચે રોજ જોવા મળે છે Import માટેની કોઈ પણ dataSelect કાર્ય વગર જો Insert પર Click આપો તમે અત્યારે તો અહીંયા તો તો Validation થતું જોવા પણ મળે છે કે TextileUnique Roll numre ત્યાર પછી આપણે લખ્યું Playstyle name અને city આ બધા box Validate થાય છે તે ઉપરાંત જો આપણે જોઈએ કે જો

Validation નું Tickmark છે એ પણ જતું રતું જોવા મળે છે. હવે આપણી Data Baez ની અંદર આ જે data છે એ Compulsory delta નથી કે આપણે એને અત્યારે Enter નથી કરતા પણ city જે છે એ city ને કોઈ પણ રીતે city select કરી લવ છું ને આ data Compulsory નથી એટલે આપણે એને select નથી કરતા પણ Birth date ની અંદર તમે જોશો તો અહીંયા Birth date ની અંદર Eject control વાપરેલું છે કે આખું આ રીતે Eject control આપણે લઈ શકીયે ને અહીંયા કોઈ પણ data લઈ શકીયે તો ધારો કે આપણે અત્યારે આજ ની જે પેહલી જુલાઈ બે હજાર સત્તર તારીખ છે એ જ લઈ લઈએ અને ત્યાર પછી હું જેવું Infert પર Click આપી દઈશ તો Infert થઈ જશે પણ હું તમને એક વસ્તુ બતાવા માંગુ છું કે જો Data Baez ની અંદર એ નંબર હોય તો પણ Infert નઈ થવા દવ ત્યાં one zero Eight થી પ્રત્યા ધારો એને કે one zero for કરી દઈએ એટલે જે નંબર all ready આપણી Data Baez માં છે જ અને એ ત્યાર પછી હું Infert કરવાની કોશિશ કરીશ તો મને તરત બતાવી દેશે કે Tax Style Unique Roll Number પણ જો અહીંયા હું આ ચાર નંબર કાઢી નાખ્યા અને આઠ કરી દવ અને ત્યાર પછી Infert પર Click કરીશ તો તરત તને જોવા મળે છે કે આખો data enter થઈ ગયેલો અહીંયા જોવા મળે છે હવે એક સાથે જો આપણે edit પર Click કરીશું તો તરત જ આપણે અહીંયા Update અને Cancel બટન આઈ જશે અને આ બધી બાબતો અહીંયા આઈ ગયેલી જોવા મળશે હવે એની અંદર ધારો કે આપણે આ નામ કાઢી નાખીયે અને કાઢી નાખીએ અને ત્યાર પછી એને Update થવાની કોશિશ કરીશ હવે જોવા મળે છે કે તરત જ અહીંયા

નંદનવન એવું type કરી દવ છું અહીંયા આપણે શુભાનપુરા ને બદલે ગોત્રી type કરી દઈએ ધારો કે હિય સુરતને બદલે આપણે બદલી નાખી ને અમદાવાદ કરી દઈએ એટલે બધો data આપણે બદલી શકીએ છે અને ત્યાર પછી Update પર Click કરી દઈશું તો તરત તમને જોવા મળશે કે આખો ને આખો data Update થઈ ને અહીંયા save થઈ ગેલો છે. અને આ જે data એ Data Base નંબર save થઈ ગયો છે તો એ પણ આપણે સાથે જોઈએ જો એની સાથે આપણે જઈશું તો Studio ની અંદર આપણે પાસે આ Data Base છે એની અંદર આપણે પાસે ટેબલ છે અને એની અંદર આપણે master table ની અંદર Change કરીએ છીએ એની ઉપર Mouse ની જમણી બાજુ નું બટન Click કરીએ અને Double data કરીહો તો તમને અહીંયા જોવા મળશે કે એક નવો Record One Zero Eight નંબર નો અહીંયા આખો Ikelo જોવ મળે છે એવા પાછા આપણે જે પેજ ની અંદર જતા રહીએ અને છેલ્લું operation આપણે જોઈએ કે આપણે Delete કરવા માંગતા હોય જો આપણે Delete પર Click કરીએ તો આખો Record તરત જ Delete થઈ જશે તો હવે આટલા operation આપણે કરવા માંગીએ છીએ ને આપણે આપણે જોઈએ કે Delete થયો કે નઈ આપણી Data Base ની અંદર તો આપણે પાછું સ્ટુડિયો ચાલુ કરીશું તો એની અંદર અને Research કરીએ તો આપણે જોવા મળશે કે One Zero Eight નંબરનો જે આપનો Record હતો એ Delete થઈ ગયો છે એટલે આ બતાવે છે કે આપણા બધા જ operation બરોબર થાય છે. તો પછી આ બધા operation કરવા માટે આપણે આ છત્રીસ નંબરનો Example બનાયેલો છે. થોડોક લાંબો Example છે. તો હવે આપણે એને Step by step બનાઇએ તો પેહલા આપણે Studio ચાલુ કરીએ અને Studio ની અંદર Data Base Example નામની

Mouse ની જમણી બાજુ નું બટન Click આપીશું add માં જઈશું જે માં Click આપીશું અહીંયા લખીશું ex Thirty six ને ત્યાર પછી ok પર Click આપી દઈશું. છત્રીશ નંબરનું page આપણું આવી જશે આપણે Data Engv ની અંદર જતા રહીએ અહીં આપણે

તો અહીંયા આપણે આવતા રહીએ અહીંયા આપણે પેહલા એક label add કરવું છે કે label પર Double click આપીએ એની પાછળ click કરી Enter આપીને આપણે જગ્યા કરી દઈએ અહીંયા આપણે પેહલા એક Trick Manager પણ લઇ લેવું છે એટલે આપણે Eject attraction માં જતા રહીશું તો અહીંયા આપણે Trick Manager જોવા મળે છે ને આપણે Double click આપી Trick Manager લાઇ દઈએ ત્યાર પછી એની નીચે અહીંયા click કરી ને Cursor આપણે અહીંયા મૂકી દઈશું ત્યાં આપણે Gid View Control લાવવું છે કે જે આપણને data માં જોવા મળે એટલે Gid View Control Double click કરીને લાઇ દઈએ ક્રિપ માં એનું બંધ કરીશું એની પાછળ click આપીશું enter આપી Cursor ને આપણે નીચે લાઇ દઈશું અને એની અંદર data વગેરે આને બધા ને બંધ કરી દઈએ એની અંદર આપણે Validation Summary લેવી છે એટલે આપણે અહીંયા થી Validation વાળા Tab ની અંદર જઈશું અહીંયા આપણને Validation Summary જોવા મળે છે. Validation Summary પર આપણે એક વાર click આપીશું એટલે પેલી Validation Summary આવશે ત્યાર પછી એરો એની પાછળ Cursor લઇ જઈશું enter આપીશું એટલે આ રીતનું જોવા મળશે અને ફરી પાછું આપણે Validation Summary પર click આપીશું

ગેલેક્ષી આપણે enter આપી દઈશું point માં બોલ્ડ પર Double click આપી દઈશું સ્લાઈડ ની અંદર x ક્લાસ લઇ લેશું ત્યાર પછી Validation Summary છે એની id આપણે Change કરીશું એટલે આપણે આ પેહલી Validation Summary

તો Insert શબ્દ લખી લઈએ Validation Summary આખું રવા દઈશું એટલે N key આપીને આપણે પાછા જતા રહેશું અને આ one નંબર છે એને કાઢી નાખી ને enter આપી દઈશું તો એનું નામ થઈ જશે Insert Validation Summary એનો જે સુર કલર છે તે આપણે red કરવો છે એટલે ન્યાં Click કરી ને અહીંયા આપણે red કલર લઇ લેશું ok કરી દઈશું Validation group લેવું છે આ જે Summary છે એ કાયા ગ્રુપ ની Member છે તે બતાવવા માટે આપણે અહીંયા લખી દઈશું કે Insert group નું Member છે Insert group લખી અને enter આપી દઈશું તો આ એક group ચડાઈ દીધું આપણે બીજું group છે એની અપને id નથી Change કરતા કારણ છે આ જ id રવા દેજો તમે એનું Edit Group કે Update Group એવું કઈક નામ આપવામાં મુકાઈ તો આપી શકો છો વધારે હોય તો પણ અત્યારે એના સિવાયનું બધું જ આપણે લઇ લેવું છે એટલે એને કોઈ આપણે id નથી આપતા એનો Four color છે એ Four color પણ તમે બીજો આપી શકો અલગ જો તમારે આપવાની ઈચ્છા હોય તો પણ અત્યારે આપણે એને red જ આપીએ છીએ red કરી દીધું એની અંદર Validation group name આપવાનું નથી એ આપણે યાદ રાખવાનું છે એટલે આપણે બે Summary બનાય દીધી હવે આપણે અહીંયા જોઈએ આપણે કહેવામાં આવ્યું છે કે Data Base Table for pred view one એટલે હવે આપણે આ Red View One ને રોકીશું એને અંદર આપણે property ને થોડી નાની કરી દઈએ અને અહીંયા Auto format માં જતા રહેશું ને Auto format ની અંદર Stendhal Sky આપણે લઈ લેશું ok કરી દઈશું કે પછી આપણે Data Sources ની અંદર આપી nyu Data Sources લઈ લેશું New Data Sources ની અંદર hql Data Base Select કરીએ પર Click કરી દઈશું અહીંયા આપણે Connection Sting લઇ લેશું next પર Click કરીશું અહીંયા આપણે master table લેવું છે એટલે આપણે અહીંયા master table Select કરી લઈશું ત્યાર પછી આપણે દર વખતે next પર Click આપી દેતા તા અત્યારે આપણે advance જે બટન છે એની પર click આપી તો advance બટન પર click આપી તને અહીંયા જોશો તો તમને અહીંયા બતાવવામાં આવ્યું છે કે generate insert update અને delete થવાની સાથે આપણે insert પણ કરવું છે delete પણ કરવું છે update પણ કરવું છે વગેરે બધી બાબતો કરવી છે. તો એના command આપણે પોતે નથી લખવો પણ આપણને એવું જોઈ છે કે વિદેશીઓ આપણી માટે ત્યાર કરી છે તો એ કરવા માટે આપણે આને click કરી દઈએ અને ok પર click આપી દઈશું

તેના TriCommanu ની અંદર આપણે આ બધી Basic property છે એમની અમુક આપણે ચાલુ કરીશું જેમ કે Enable editing ચાલુ કરવું છે આપણે અને Balaediting ચાલુ કરવું છે ત્યાર પછી આ Edit column એની પર click આપીશું એક column ની અંદર આપણે આજે column થઈ છે એ આપણે સૌથી છેલ્લે જોશું નકર એની ચાર effect કઈ છે બતાવ માટે હું પેલા આને Cancel કરું છું. Cancel કરી અને આપણે અત્યારે Property Windows એને પણ બંધ કરીયે હવે તમે જોશો કે આપણે આટલું આપણે ચાલી કરું એટલે એના થી શું થયું તું કે અહીંયા Edit અને Delete બટન અહીંયા આગળ આવી ગય હવે અહીંયા આપણે જોયું અને Double editing અને Enable editing કરીયે એટલે આ બટન અહીંયા add થી થઈ જાય પણ આપણે અહીંયા આગળ નથી જોયતું આપણે પાછળ જોવે છે અને એટલા માટે આપણે Edit column માં જઈ ને આજે column field છે એને Select કરી અને down arrow key કરી અને એને છેક નીચે લઈ જાશું આ Birth date ની નીચે એટલે આપણે બે ત્રણ વાર click આપી ને એને Birth date ની નચે લાયી દઈશું જ્યાં Birth date ની નીચે આઈ ગયું ત્યાર પછી આપણ ને કહેવામાં આવ્યું છે કે બધાને header આપણે Change કરવા છે તો આપણે દર વખતે કરીએ છે એ રીતે કરીશું કે રોલ નંબર પર પકડી header tax ની અંદર અહીંયા ત્યાં રોલ અને નંબર ની વચ્ચે આપડે Space આપીયે અને enter આપી દઈશું ત્યાર પછી આપણે address ને Change કરવું છે. પછી આપણે અહીંયા address લખી enter આપી દઈશું આ address to નું Heading આપણને નથી જોયતું એટલે header tax માં click આપી Back space કરી અને enter આપી દઈશું city આપણે એમ ને એમ રેવા દેવું છે pin code પણ આપણે એમ નમ રવા દેવું છે Birth date ની અંદર અહીંયા Birth અને date ની વચ્ચે spece આપી enter આપી દઈશું ને એનું format પણ આપણે Change કરવું છે. Data format string ની અંદર જતા રઈશુ અને અહીંયા આપણે લખી દઈશું બંધ કરી દઈશું ત્યાર પછી enter આપી દઈશું જે Short Date માટે છે. તે said આગળના બધા Example ની અંદર આપણે આ કર્યું જ છે એટલે તમને Shoal છે તેમ પછી પણ આ બધી બાબતો તમને બતાવતો જાવ છું જે છેલ્લું command field છે એને આપણે પકડીશું અને એની અંદર જે બટન સાઈડ છે અત્યારે link બતાવે છે તમે અહીંયા જોશો અહીંયા પણ તમને બતાવે છે કે link જેવું બતાવે છે પણ આપણને એવું નથી જોઈતું આવું બટન જેવું જોઈએ છે અને એટલા માટે આપણે અહીંયા થી બટન કરી દઈશું લઇ લીધું અને ok પર click આપી દઈશું જેવું ok પર click આપીશું એટલે તમને જોવા મળશે કે અહીંયા બટન આવી ગયા છે. હવે જો એની આગળનું આપણે જોઈ Canweled all feel તો આપણે એ બાકી રહ્યું એટલે આપણે ફરી પાછા અહીંયા click કરી click menu માં જતા રહ્યે Edit column માં જતા રહીયે ને હવે આ એક એક column ને પકડતા જઈશું અને આ Kanwad Field આપણે કરતા જઈશું કારણ કે આપણે જે આપે છે એ નથી જોઈતું તો હું આજ થી આપણે Change કરીએ છે એ પણ હું તમને પેલા બતાય દવ એટલે હું અહીંથી Cancel કરું છું અને આ Crowd view પકડી અને તમે ની અંદર જઈશું તો Source view ની અંદર તમને જોવા મળશે કે આ Bowen Field Bowen Field બધે આઈ જાય છે અહીંયા તમે છેલ્લે જોશો તો બંધ થાય છે તે પેલા આપણા જે બધા બટન છે એ બટન અહીંયા

click menu ની અંદર જતા રહીએ Edit column માં જતા રહીયે અને આ દરેકે દરેક field ને પકડી ને આપણે Convert to template field કરી દઈશું એટલે આને Convert to template field એટલે અહીંયા Icon પણ બદલાય જશે પકડ્યું એને Convert કરી દીધું address ને પકડ્યું એને Convert કરી દીધું ત્યાર પછી આપડે address to ને પકડીશું એને Convert કરી દીધું સીટી ને પકડીશું Convert કરીશું pin code ને પકડીશું એને Convert કરીશું

અને ત્યાર પછી હું તમને બતાવું કે એનાથી ફરક શું પડે red View select રાખીશું અને Source view માં જઈશુ હવે તમને જોવા મળશે કે પેલું જે Bounce control લખેલું હતું એને બદલે આટલો બધો code લખાય ગયો અને એ code ની અંદર દરેક વસ્તુ

કરવાની જરૂર છે કારણ કે અહીંયા જોશો તો Flutter line આપણને દેખાતી નથી તો એ Flutter line ની અંદર આપણે Insert command આપવો છે એટલે આને click કરી property માં જતા રહ્યંશું અને એની અંદર Source Flutter માં જઈને આપણે Double click કરીશું એટલે Source Flutter અહીંયા true પણ થઈ જશે અને તરત અહીંયા થઈ પણ જશે જે Flutter ની અંદર બધી વસ્તુ add કરવી છે એટલે અહીંયા આપણે બધા tax box જોઈશે

edit template પર click આપીશું એટલે આપણને આવી રીતના દેખાશે પણ આપણને આ રીતનું જોવું છે ને એટલા માટે તમે જોશો તો એના જે click menu છે એની અંદર આપણે અહીંયા Drop down list આપવામાં આવ્યું છે એની અંદર આપણને બધા field આપવામાં આવી છે એટલે આપણે પેલા column ઝીરો ને પકડીશું પછી આપણને આ રીત નું આખું મેનુ દેખાશે એની માટેના આપણને એના step બતાવવામાં આવેલા છે આ મેનુ અહીંયા આવી ગયું છે પણ એની માટે ના step અહીંયા આપણને બધા બતાવવામાં આવેલા છે જે આપણે Edit template ની અંદર જવાનું છે. અને ત્યાર પછી Edit mode ની અંદર આપણે આજે એક Flutter વાળું છે એની અંદર પેલા બધું add કરીશું ને ત્યાર પછી આપણે આ edit વાળામાં edit કરીશું એટલે આપણે પેલા અહીંયા આઈ ગયા રોલનંબર ને આપડે પકડ્યું એટલે અહીંયા બતાવે છે કે રોલનંબર આઈ ગયું આ આઈટમ જે પેલી વખત દેખાતી તે અહીંયા હશે edit

Valedison Control પણ જોઈએ છે અને tax box પણ જોઈ શકો છો. આપણે હોય જોઈશું તો આપણે કહેવામાં આવ્યું છે કે add one tax box and one Custom Validation તો આપણે પેહલા તો અહીંયા click કરીને અહીંયા Cursal લાવી દઈશું અને tax box ની અંદર Double click આપીશું જે tax box આઈ ગયું તે tax box નું click menu બંધ કરી એની પાછળ આપડે Cursal મૂકી દઈશું. બસ મજ્જા માં તું બોલ તારે કેવું ચાલે

શું ચાલે છે હમણાં marriage બેરેજ હાઅત્યારે just લગ્ન બધાના પુરા થયા છે પાછા કામ પર ચડ્યા છે અત્યારે હમ બીજું શું ચાલે ક્યાં ફરવા બરવા ગઈ તી.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 હમ કોણ કોણ office પરથી જ ગયા હતા હા office પર થી જ ગયેલા બધી છોકરીઓ ગયા હતા અચ્છા અચ્છા હમ તમારે કેવું ચાલે?

Okay બરાબર છે હમ ડુમ્મસ શું કર્યું friends મા Movie જોયુ કે નઈએ અત્યારે પઠાણ આવ્યું જોયું કે નહિ? બઉ Fine મસ્ત છે

હમ કેવું જોવા જેવું છે હા હા એકવાર તો જોવા જવુ જ જોયે movie જોવા phone માં આટલી બધી feeling ના આવે પણ એ movie જોવા theater માં જ જવાય હમ હું પણ વિચારતી હતી જોવા જવાનું પણ પછી મેં કીધું કે બધાના review mixup આવે છે એટલે ના પણ મને તો ગમ્યુ છે સારું છે એક વાર તો જોઈ આવાનું ચાલ જોઉં બીજું શું ચાલે ફરવા બરવા જવાની છે હમણાં

કયા season માં છે અત્યારે હમણાં છે અમ ડિસેમ્બર થી માર્ચ સુધી હોય છે એમનું જે time હોય છે તે ડિસેમ્બર થી માર્ચ સુધી હોય છે ok budget કેટલું હોય છે? દસ હજાર સુધીનું છે અહ્યાંથી આપડે સુરત થી દસ હજાર થાય છે અને દેહરાદૂન થી જઇયે તો સાત હજાર થાય છે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 હા એના કરતા તો better જ છે કે આપ ને તેમાં invisible છે camp ના નામ છે એમાંથી આપણે બીજા લોકોંને પણ માળીયે હા એમ બીજા સાથે હોય તો વધારે મજ્જા આવે કેમ કે group activity થાય.

એ લોકો ની official website ને એ બધું પણ છે કે જેમાં એ લોકો એ આગળ camp કરેલા હોય એના videos લીધા હોય photos હોય કઈ કઈ activity એ લોકો કરાવે છે ક્યાં થી આપણે લેવાના છે મતલબ આપણું ક્યાંથી જવાનું છે

planning માં અત્યારે જે લોકો સાથે આવે એ લોકો સાથે જવાનું છે બાકી કોઈનું proper planning નથી બધા job કરતા હોય બધા મળે કે નઈ એ થાય હા એ એ વાત સાચી તારી પાછું દસ દિવસ બાર દિવસ રહીયુ ને. હા દેહરાદૂન થી જઈને તો ચાર દિવસ નું છે અને અહિયાંથી સુરત થી આપણેે જઇયે તો આઠ નવ દિવસ તો આરામ થી નીકળી જાય હા હા જવા આવવા માં બે દિવસ જેટલું તો ટ્રેન માં થતુ થઇ જાય.

હા એ વાત એ સાચી છે પંદર દિવસ તો આરામ થી નીકળી જાય હમ બીજું શું ચાલે છે તારે તારે પેલું canada જવાનું process શું થયું એનું?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 હવે પાછો વિચાર માં જોવાનું છે કે આપવી કે નઈ એમ અત્યારે બો લોકો જાય છે

ત્યાંના review જોય ને તો almost આવો જ scenario છે ત્યાં જઈએને તો ઈ આપણે જે કામ જોયે તે ના મળે એમ

આપને સંતોષ થાતો હોય બીજા ના ચાલે ચાલવું પડે એમજ ને

બાકી તમારું શું planning છે કઈ નાઈ જો અત્યારે તો job શરુ છે.

એ પણ છે અત્યારે એમ પણ ખાઈ ને બરાબર ઊંઘ આવતી હોય.

બધા મજ્જા કરે અત્યારે તો એ લોકો પણ ખાઈ ને સુઈ ગયા હશે.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 છે ને હમણાં જ ગયા એક sister ના marriage ગયા હવે ભાઈ ના marriage બાકી છે. બરાબર છે marriage માટે shopping કરવાની છે કે નઈ

okay તો Online જોવો એમાં ઘણા બધા option મળી જાય છે. online માં ને હા અમણા જ એક friend કેતી હતી online નુ જ થોડું સસ્તું એ પડે છે પેહલા કરતા.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 જોયું ને મેં મને લાય્ગુ variety ઘણી બધી છે. આપણે જે shopping મતલબ physically ના મળતી હોય ને એવી ઘણી બધી varietys છે.

ઉતાવળ માં ને ઉતાવળ માં હોય તો એટલે એટલી મજા ઈ ના આવે. હમ

રૂચિતા બસ જો મજા કરે કામ કરે જલસા કરે એવું છે.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

હજુ તો હમણાં marriage કરીને આવી છે એના ભાઈ ના બેન ના

ઉમેરા જો કામ કરે છે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 તો ઉમેરા બરાબર કામ માં હશે?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

હમ તું બોલ

હા kind of એવુ જ તે.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 મારુ mostly હું online જ order કરું છું અત્યારે તો time ના મળે આપણે જે વસ્ત્તુ જોતી હોય આરામ થી મળી જાય છે.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 shopping માં meesho છે amazon છે shopsy છે flipcart છે.